પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલ મુસ્લિમ યુવાનના મુદ્દે પર કૂદકા લગાવતા એક સક્ષનો video ખાડી ના દેશોમાં viral થયા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. એ સમયે પણ બેરિંગના સંસદ અબ્દુલ રજાક રજાક અપતે સંસદમાં વિસ્ફોટક ભાષણ આપ્યું હતું કાશ્મીર અને આસામમાં મુસ્લિમ સુનિયોજિત

એમણે સવાલ કર્યો હતો કે ભારતમાં મુસ્લિમ પુરુષો મહિલાઓ અને બાળકો પર ભયંકર અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે વૈશ્વિક મુસ્લિમ સંગઠનો મુસ્લિમ નેતાઓ

એ હદે ભારત વિરોધી ઉશ્કેરણી થઈ ગઈ હતી કે કતારના ભારતીય રાજદૂત એ ભારત સામેના આ ઝેરી અપ્રચારને સાચો ન માનવા અને શાંતિ અને

આખા વિશ્વનો મુસ્લિમ સમુદાય મેદાનમાં આવી ગયો હતો. સૂર્યા એ બાદમાં tweet delete કરી નાખી પણ તેના screenshot viral થઈ ગયા હતા સાઉદી અને UAE જેવા મિત્ર દેશોએ પણ જલત પ્રક્રિયા આપી હતી સાઉદીના એક વગદાર નેતા આદિની જરાની ખાડીના દેશોમાં રહીને

સુર્યા સામે પગલાં લેવાની માગણી કરી હતી ત્યાં સુધી કે શાહજહાની રાજકુમારી શેખ હેન્ડ બીન ચલ કાશીની એ પણ tweet કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. નુપુર શર્માની કથિત ઈસ નિંદાબાદ મુસ્લિમ વિશ્વમાં ભારત વિરોધી તત્વ ભારતને બદનામ કરવાની

સાઉદીના એક વદ્દાર નેતા આદિબી સહારા ની અરબ દેશોમાં રહીને મુસ્લિમો અને ઇસ્લામ ની નિંદા કરતા લોકોની યાદી બનાવીને એ બધાને કાઢી મૂકવા માટે જાહેરમાં આહવાન કર્યું હતું અનેક લોકો એ મોદી આખી દુનિયાની જાસૂસી કરતા અમેરિકાની ખુદની system માં કેવા છે તેનો હાલ જ પર્દાફાશ થયો. વિશ્વના વિવિધ દેશો આખી દુનિયાની જાસૂસી કરતા અમેરિકાની ખુદની system માં કેવા છે તેનો હાલ જ હાલમાં પર્દાફાશ થયો. વિશ્વના વિવિધ દેશોમાંથી DIA the defense intelligence agency અને US spy satellite સાથે સંકળાયેલી national અનેક agency દ્વારા ફેબ્રુઆરીના થી માર્ચ દરમ્યાન મોકલાયેલા secret અને top secret mark કરેલા ઢગલાબંધ reports, social media platform પર viral થવા લાગ્યા. Leak દસ્તાવેજો એટલે કે અન્ય કોઈ દેશ સાથે share કરવા પર પ્રતિબંધની સૂચના ધરાવતા most secret report હતા. આવા મહત્વના report social media માં ધૂમ મચાવવા લાગતા અમેરિકાની ફજેતી થઇ છે. બાઇડેન administration માં ટોચના ગણ્યા ગાંઠ્યા લોકો જોઈ શકે તેવા અને સૌથી વધારે સુરક્ષા ધરાવતા આ report આખી દુનિયા સામું રજાયત થઇ જતા અનેક રહસ્ય થઇ ગયા છે. અમેરિકા માત્ર પોતાના હરીફો જ નહિ, પણ મિત્રો અને મિત્ર દેશોની પણ જાસૂસી કરે છે. એ પણ જાહેર થઇ ગયું. આ ઉપરાંત રશિયાની defense ministry થી લઈને સૈન્ય તેમજ રશિયાના ખાનગી લશ્કર ના group સુધીની પહોંચ ધરાવતા અમેરિકાના જાસૂસી network નો ભેદ ખુલી ગયો છે. આ દસ્તાવેજો સૌપ્રથમ ગયા મહિને social media platform Discord પર viral થયા હતા. બાદમાં American media એ દસ્તાવેજો અંગે વિસ્તૃત વિગતો પ્રસારિત કરતા સનસનાટી ફેલાઈ ગઈ. કેટલાક પ્રચાર માધ્યમોએ સો કરતા વધારે દસ્તાવેજોનું વિશ્લેષણ કરી

હોવાનું ખુલ્યું છે. તેમાં યુક્રેઇન યુદ્ધની વાસ્તવિક સ્થિતિ અંગે પણ અનેક ખુલાસા છે. રશિયા સામેના વળતા ની યુક્રેઇન વ્યવ્યુહ રચના પણ જાહેર થઇ છે. તેમાં યુક્રેઇનની air defense system ખલાસ થવાની અણી પર હોવાનો ભય દર્શાવાયો છે. અમેરિકા અને NATO એ કરેલી મદદ અંગે પણ તેમાં વિસ્તૃત નોંધ છે. આવામઆવતા મહિને યુક્રેઇનની કેટલીક લશ્કરી ટુકડીઓને અમેરિકા દ્વારા અદ્યતન શસ્ત્રો તાલીમ અંગેની માહિતી પણ તે દસ્તાવેજોમાં છે. યુક્રેઇનની યુદ્ધ જીતવાની તથા ગુમાવેલા વિસ્તારો પરત મેળવવાની ક્ષમતા અંગે તેમાં ગંભીર શંકા વ્યક્ત કરાઈ છે. આ યુદ્ધમાં રશિયાનું પલ્લું ભારે હોવાનું અમેરિકાનું મૂલ્યાંકન છે. આ સાથે યુક્રેઇન આને ખુદ ઝેલેવ્સ્કીની ગતિવિધિ પણ American spy radar માં હોવાનું ખુલ્યું છે. જો યુક્રેઇન રશિયાના ઊંડે સુધી હુમલા કરે તો ચીન તેને NATO ના આક્રમણ તરીકે ખપાવીને રશિયાને વધુ શસ્ત્રો મોકલે તેવી ચિંતા એક report માં

તેનું American નિષ્ણાંતો તરણ કાઢી રહ્યા છે. જો કે એક વાત સાથે બધા સુરક્ષા નો સંબંધ છે કે આ report સ્ત્રોત અંગે રશિયાને ચોક્કસ જાણકારી મળી જશે. અને તેના અત્યંત ગંભીર પરિણામો આવી શકે છે. કેટલાક human source ખતરામાં મુકાઈ જશે. એટલું જ નહિ, રશિયાને પોતાનું ઘર ફરી સરખું કરી દેવાની તક મળશે. પરિણામે, તેની ભાવિ વ્યૂહનીતિ અંગેની માહિતી પર પડદો પડી જશે. જે યુદ્ધનું ચિત્ર પલ્ટી શકે છે. આ ઘટનાના અમેરિકાના મિત્રદેશો પર ગહરા પડદા પડ્યા છે. અમેરિકા દક્ષિણ કોરિયાને યુક્રેઇનને શસ્ત્રો આપવા માટે દબાણ કરતુ હતું. એ આ leak થયેલા દસ્તાવેજોને કારણે જાહેર થયું છે. અમેરિકાના આ દબાણ અંગે દક્ષિણ કોરિયાની ટોચની નેતાગીરી

દક્ષિણ કોરિયાની ટોચની નેતાગીરીનું મૂંઝવણ અને અકરામણ અનુભવતી હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. છેવટે, અમેરિકા નારાજ પણ ન થાય અને યુદ્ધમાં સંડોવણી પણ સાબિત ના થાય તે માટે દક્ષિણ કોરિયાએ સીધા યુક્રેઇનને બદલે પોલેન્ડને શસ્ત્રો આપવાના વ્યૂહ અંગે વિચારવાનું શરુ કર્યો. આ મુદ્દે અમેરિકા અને દક્ષિણ કોરિયાના બે ટોચના નેતાઓ વચ્ચે telephonic વાર્તાલાપનો પણ report માં હવાલો અપાયો છે. અમેરિકા આ હદ્દની જાસૂસી કરતુ હોવાનું ખુલતા દક્ષિણ કોરિયા ભડક્યું છે.

મોસાદના કેટલાક ટોચના અધિકારીઓ સમર્થન કરતા હતા. એવું એક અહેવાલમાં જણાવાયું છે. મોસાદ ઇઝરાયેલની ઘરેલુ બાબતમાં હસ્તક્ષેપ નથી કરી શકતું ત્યારે આ ઘટનાને પણ પગલે તેની ભૂમિકા શંકાના માં આવી ગઈ છે. આ આંદોલનને સેના અને secret agency ના નિવૃત્ત કેટલાક ફરજ બજાવતા અધિકારીઓ સમર્થન કરતા હતા. એ તો ખુબ જાણીતું હતું. પણ હવે તેમાં મોસાદ નામ પણ ધસડાયું છે. આ ઘટનાની ગંભીરતાને પારખીને વડા પ્રધાન બેન્ઝામિન તેનહાયું મોસાદ કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિમાં શામેલ ન હોવાની અને

Middle East ના ઉત્તર આફ્રિકામાં ઈજીપ્ત અમેરિકાના સૌથી નજીકનું મિત્ર છે. યુક્રેઇન યુદ્ધ અંગે ઈજીપ્તના તટસ્થ stand ની અમેરિકા પ્રશંસા કરતુ રહ્યું છે. ગત નવેમ્બરમાં બાઇડેન ઈજીપ્તની મુલાકાતે પણ ગયા હતા. આ ઈજીપ્ત યુક્રેઇનને ખોખલું કરવા રશિયાને દારૂગોળો કારતૂસો અને ચાલીસ હજાર રોકેટ આપવાનું હતું. તે આ report માં બહાર આવ્યું છે. ઈજીપ્તના પ્રમુખે આ deal પશ્ચિમના દેશોને અંધારામાં રાખીને કરવાની સૂચના આપી હોવાનો report માં ઉલ્લેખ છે. અમેરિકા જેને પોતાનું સાક્ષી માને છે, એ, એ જ એ દેશ પાછલા દરવાજેથી રશિયાને મદદ કરતુ હોવાનું ખુલતા ખળબળાટ મચી ગયો છે. અમેરિકાને સેનેટ

NATO માં પણ ફાટફૂટ હોવાનો નિર્દેશ કાર્ય છે. યુક્રેઇન UAE માં અમેરિકા મહત્વના લશ્કરી થાણાઓ ધરાવે છે. પણ તેની જ સાથે રશિયાની secret agency ઓના પણ ઘડ તાણાવાણા હોવાની વિગતો આ report છે. આ leak ના કારણે રશિયા સહીત અનેક દેશોમાં અમેરિકાના જાસૂસી network નું નુકસાન થવાનો અને અમેરિકન જાસૂસો ખતરામાં મુકાઈ જવાનો ખતરો છે. જાસૂસી network નો ભાંડો ફૂટતા અમેરિકાએ તેની સાથી દેશો સાથે ગંભીર મતભેદ સર્જાવાનો પણ ભય છે.

મુશ્કેલી એ છે કે પેન્ટાગોન હવામાં બાચકા ભરે છે. પોતાના નાકની નીચે આવડો મોટો ખેલ કોણ કરી ગયું એ દુનિયાની સૌથી શક્તિશાળી મનાતી American secret intelligence શોધી શક્તિ નથી. Report માં દરરોજ નવા નવા ફણગાઓ ફૂટી રહ્યા છે. જેના કારણે American secret agency દ્વારા આ report કોણે બહાર પાડ્યો એ હજુ સુધી શોધી શકાયું નથી. અને તે જોતા જ હજુ અનેક કડાકા બડાકા થવાની અને વધારે થવાની સંભાવના સર્જાયેલી ભવિષ્યમાં રહેશે. અત્યારે તમે સાંભળ્યું હોય તો education system માં કૌભાંડ ભી ઘણા બધા બાર આવતા છે, જેમ કે tenth કે twelfth નું paper suppose leak થઇ ગયું, બરાબર, એ હે તો ચલો ઓછા case માં થાય છે, પણ એટલે ઘણી બધી વખત આવું ભી થતું હોય છે કે paper leak થઇ ગયા, બરાબર, પછી ઘણી બધી વખત તમે જોયું હશે તો ઘણા બધા parents કેવું કરતા હોય છે અહહહ કે તમે છે ને કે ભાઈ exam માં result એમ કે મારુ બાળક થોડો નબળો છે, તો એમ કે જયારે કઈ type ના મતલબ કે કહીયે ને કે બે type નું અહ થતું હોય છે, ભ્રષ્ટાચાર એને આપણે કહી શકીએ એમ, education માં થતો ભ્રષ્ટાચાર એમ, તે એક વખત એટલે એક એ રીતનું એ લોકો કરતા હોય છે કે paper માં એ છોકરો બેઠો હોય ને તો એને કોઈ પણના through, teachers ને કે એ કોઈના ભી through એમને લખાવડ઼ાઈ દે, બરાબર કઈ પણ રીતે, એવું ભી આપણે ઘણી બધી જગ્યાએ સાંભળેલું છે, અને ઘણી બધી વખત કેવું થતું હોય છે કે કાં તો પછી લોકો result માં એને છેડા કરાવવા માટે અર preparation કરે કે આ ક્યાં જાય છે ને એનું paper કોણ કાઢશે ને આવું બઘી type ના ભી ભ્રષ્ટાચારો થતા હોય છે કે ગમે તેમ કરીને એને પાસ કરાઈએ ને આગળ હવે આવા લોકો પાસ થઈને પછી doctor બનશે, કે કઈ પણ બનશે ઈ કોના પર experiment કરશે? of course હા

life બધાની ઉપર અસર થાય છે.

એમ કે પેલા check કરશે આ કરશે, પછી કહેશે કે આ દવા લો, ok આ દવાથી ફર્ક ના પડ્યો? તો બે દિવસ રઈને બીજી દવા ok હવે તમને આ થાતું, બે week થી તમને આ વસ્તુ થઇ રહી છે તો તમે આ report કઢાવો okay આ report માં આવો એટલે એનો મતલબ શું? તમે એના કહ્યા પ્રમાણે તમારે ચાલ્યા વગર તમારે option નથી exactly કેમકે એ લોકો proper એમને જ્ઞાન જ નથી લીધું. એ લોકો donation આપી આપી અને medical માં કોઈની college ઓમાં admission લઇ લીધા, અને ગમે તે રીતે ઘુસી ગયા અને પછી તો તમારી પાસે એ બેઠોક પૈસા લે છે ખોટો કોણ એ ખબર જ નથી પડતી.

આહ બધે આવી રીતે જ ચાલી રહ્યું છે, donation આપી આપીને બધા doctor બની જાય છે, અને એના લીધે બીજાની life ઉપર અસર થઇ જાય છે, જોખમમાં મુકાય જાય છે, સાચી વાત છે, અને હવે એક બીજું ભી

એના માટે કેટલા બધા students કેટલા બધા વિદ્યાર્થીઓ એ બધું preparations કરી રહ્યા છે, અને પછી end moment પર એ date બદલાઈ જાય, date બદલાઈ જાય યા તો પછી એવું થાય કે cancel થઇ જાય.

સાચી વાત છે, એ એમાં કેવું થાય છે કે મહેનત કરવાવાળા કરતા ભી છે, અને મહેનત કરવાવાળાને job ના મળવાનું બીજું reason એ ભી થાય છે કે એ લોકોને એ લોકોની ધીરજ ખૂટી જાય છે કે મેં આ વખતે એક બોવ જ perfectly preparation કરી છે ને આ વખતે તો હું આટલા marks લઇ આવીશ જ અને મારો number લાગી જ જશે, આવું બધું વિચારીને એ લોકો બેઠા હોય છે અને પછી કે ભાઈ, એ લોકોનું કશું ભી જે ભી preparation કરી હોય તો last moment પર કાં તો exam ની date cancel થઇ જાય, કાં તો પછી શું થાય છે કે exam લેવાઈ પણ જાય ને તો result નથી આપતા આ લોકો કેટકેટલા વર્ષ સુધી result જ એ લોકો આપતા નથી તો ત્યાં સુધીમાં તો પેલો ભણી અને બીજું કરી અને એની રીતે એનું પોતાનું start કરી દીધું હોય કાં તો એનું નવું venchor ખોલી દીધું હોય,

સાચી વાત છે, એ government exams હોય છે ને એની અંદર બોવ જ આવું થાય છે,

હા હા, એટલે તમે જોતા હશો કે આ બધા જે preparations કરે છે ને

અને એ લોકો exam આપે after graduation અને કાંતો date cancel થઇ જાય કાંતો એટલે એ બધી જે અલગ-અલગ તલાટીની ને હા તે બધી જે ભરતીઓ પડતી હોય છે, એના માટે આ છોકરાઓએ એટલી બધી preparations કરી હોય છે. અને જયારે મોકો આવે ત્યારે કાં તો exam અત્યારે depend થઇ જાય છે, કે ચલો મેં આટલું prepare કર્યું છે, હવે exam આવશે એટલે મારી life set થઇ જશે, પણ આ બસ આ લોકોના આવા બધા issue ના

પછી પાછું નવેસરથી બીજી field માટે પછી ફરી એમનું

સાચી વાત છે, એ actually કેવું થાય છે કે એના કારણે છે ને એ eleventh થી જેને ખરેખરને એને UPSC-GPSC માં જઈને એની પોતાની life set કરવી છે, એવા લોકો શું કરે છે ખબર છે પછી graduations માં અને એ બધામાં પણ ઓછું focus કરે છે, કરે છે પણ કેમકે એ degree લેવા માટે લે છે, પણ એ જે particular graduation માટે focus કરવું જોઈએ ને એના પર નથી કરતા, એટલે પછી જયારે એમને આમાંથી અહ કોઈ output નથી મળતું ને ત્યારે એ લોકો બોવ જ હતાશ થઇ જાય છે, પછી ઘણામાં તો તમે જોતા હશો કે આપઘાતના case પણ વધી જાય છે, હા હવે ઈ એ actually નિરાશ થઇ, એમાં પણ એ કોઈ નઈ સરકાર તો જે છે system થી ચાલે છે, એ જ system થી હજી ચાલ્યા કરે છે,

આ મોંઘવારીમાં એના કારણે કે જે ખરેખર deserve કરે છે, છોકરાઓ એ તો બિચારાને ઘણી જગ્યાએ admission નથી મળતું, અને જે બીજા બધા લોકો donation આપી આપીને પછી admission લઇ લેતા હોય છે, એટલે જે ખરેખર મહેનત કરે છે એને result નથી મળતું, સાચી વાત છે, બંને type નું થાય છે,

સારું ભણ્યા છે, suppose તમે ઘણી જગ્યાએ જોશો ને ત્યાં M. B. A. થયેલો વ્યક્તિ એ પ્યુનની job કરે છે, કેમ કેમકે એને સારી જગ્યાએ job નથી મળતી એટલે થાય છે, કે એના માટે કોઈ particular એવો કઈ, એટલે હવે ખરેખર આમ આપણે વિચારીએ છીએ કે education તમે લેશો તો તમે ભવિષ્યમાં તમારું જાતે મતલબ કે તમે independent બની શકશો actually માં એટલે કે તમે independent બની શકશો, અને પછી એના માટે તે લોકો આટલું બધું ભણતા હોય છે, એટલી બધી મહેનત કરતા હોય છે, અને જયારે M. B. A. થઈને, હવે એને પણ પ્યુનની job નથી લેવી, પણ એના પાસે પણ કોઈ option નથી કેમ

તો પછી એમને, એ વસ્તુ તો એમને કેવી રીતના, ઈ છોડી દે એટલે પછી એમને M. B. A. થઈને પણ પટાવાળાની જોબ

જેટલા જે ભણ્યા છે ને અને એ જે job કરે છે ને એ લોકોની field જ આખી change થઇ જાય છે ને એનું કારણ જ એ, અને એ અત્યારે આ જે કઈ competition છે,

સાચી વાત છે, સાચી વાત છે કે કા job મળી જાય છે, જેને ઓજા, મતલબ કે ઓળખાણ છે, જાણતા હોય એ બધાને job મળે છે, બાકી બધા જે અહ ખરેખર એના લાયક છે એ બધા બિચારાને ગમે તે job પછી જે આવે એ job લેવી પડે છે, સાચી વાત છે જે આવે એ job લેવી પડે પછી એ લોકોને અને એમાં કેવું થાય છે,

એના માટે actual knowledge હોવું ભી જરૂરી છે, તો તમારામાંથી તમે જોવોને તો તમે એ field માં આગળ વધો, સાચી વાત છે, તમારામાં knowledge હોવું બોવ જરૂરી છે, પછી હવે એક કેમ ઘણી વખતે એક જ સરખા પાંચ-છ MCA થયેલા candidate હોય તો પણ એ લોકો કેમ particular અમુકને જ choose કરે છે, કેમકે ખરેખર એમનામાં knowledge હોય છે ને practical knowledge હોય છે, બીજા બધા ને કેવું હોય છે, ગોખણીયું knowledge હોય છે, હમ નમસ્કાર હું હરીશ પટેલ વિજયનગર સાબરકાંઠા આજે અપણે વાત કરીશું બિન જેરી ખેતી અથવા તો પ્રાકૃતિક અને પૌરાણિક વૈજ્ઞાનિક દર ની ખેતી ખેતી થી અપને સૌવ અગત છીએ જાણકાર છીએ પરંતુ

રાસાયણિકણ ખતરો થી ઉત્પાદન વધ્યું ત્યારબાદ રાસાયણિક ખાતરોની જરૂરિયાત ખેડૂત ને વધુ ને વધુ થવા માડી તેના કારણે જમીન માં એટલી બધી ખરાબ અસર થઇ કે જમીન બગડી ગઈ પર્યાવરણ બગડ્યું છેવટે ઉત્પાદન માં ઉત્તરો ઉત્તર ઘટાડો થવા લાગ્યો કહેવાય છે કે રાસાયણિક ખાતર માં બાપ ને લેર બેટો રોશે કેવાણો મતલબ કે શરૂઆત માં ફાયદો આપે ત્યાર બાદ જમીન બગડી જાય તો એના વારસ માં એટલે કે એની આવનારી પેઢી માં એમાં થી ઉત્પાદન મળતું બિન ઉપજાઉ થઇ જાય છે તેના કારણે જમીન બગડે છે હદ સખત થઇ જાય છે એની અંદરના MICRONES અથવા તો જીવાણું BACTERIA બધા નો નાશ થઇ જાય છે અને જમીન નશીલી થઈજાય આમ કહીયે તો ખોટું નથી ધીમે ધીમે જમીન ની અંદર અળસિયા કે જે ખેડૂત નો ચોવીસ કલ્લાક ત્રણસો પાંસઠ દિવસ નો મિત્ર છે એ પણ નાશ પામે છે અને જમીન માં જે ખનીજ તત્વો ની સાર સંભાળ અને ખનીજ તત્વો સાચવવા જોઈએ તેનો નાશ થાય એટલે ધીમે ધીમે પાક ઉત્પાદન માં વૃદ્ધિ અટકે છે અને ઘટાડો થવા માંડે છે આ તો થઇ રાસાયણિક ખેતી ની વાત રાસાયણિક ખેતી ની સાથે ખાસ કરીને શાકભાજી ફાળો એમાં PESTIFIED એટલે કે છંટકાવ

એ દવાઓ થી થવા મંડ્યા દવાઓ ની અસર અને ઉપર ઓછી થવા મંડી જેના લીધે ધીમે ધીમે ધીમે એ રાસાયણિક દવાઓ ના છટકાવ નું પ્રમાણ પણ વધતું ગયું વધતું ગયું અને અમુક પાકો માં તો એટલું બધું વધતું ગયું કે જેને એમ કહીયે

પુષ્કળ પ્રમાણ માં રાસાયણિક ઉરવરક રાસાયણિક દવા છટકાવ pesticide એટલું બધું એમાં નાખવામાં આવે છે કે જેના કારણે એનો વિકાસ પણ ધીમે ધીમે જમીન ની ક્ષમતા ઘટે છે અને આની આડ અસર અથવા તો સીધી અસર એના ઉપભોક્તાઓ પાર થાય છે ઉપભોક્તા એટલે તમે ને હું પંજાબ માં શરૂઆત માં તો ખાતર અને રાસાયણિક ખાતર અને દવાઓ નો છટકાવ થોડો ઓછો હતો પણ એનું પ્રમાણ વધતું ગયું એક level એ બોવજ વધી ગયું ત્યાં ના ખેડૂતો ખેત મજૂરો ભાગિયાઓ સાથીઓ માં એટલી બધી અસર થઇ અને આજુ બાજુ ના પર્યાવરણ માં કે ત્યાં cancer ના કેસો ઉત્તરો ઉત્તર વધતા ગયા શંશોધન કરતા ખબર પડી કે એટલા area માં કે જ્યાં વધારે પડતો છટકાવ થતો તો ત્યાંથી cancer ના એટલા બધા કેસો વધી ગયા કે દર અઠવાડિયે જે એક અ ખાસ રેડીઓએ જાય છે એનું નામ cancer રેલવે cancertrain એવું નામ આપવામાં આવ્યું અને એમાં મોટા ભાગના cancer ના દર્દીઓ હોય છે એના થી વધુ ખતરનાક રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતર ની અસર શું હોય શકે એનો મને તો અંદાજ નથી અપને હોય તો હું માનવ તૈયાર નથી

ખરાબ કરી નાખી છે હવે એને સુધારવું હોય તો થોડો સમય લાગશે પણ સુધરશે જરૂર શરૂઆત તો કરવી પડશે કેવાય છેને કે સો કિલોમીટર ચાલવું હોય તો શરૂવાત તો એક ડગલાં થી કરવી પડશે તો કોણ કરશે સૌથી પ્રથમ તો જમીન ની સુધારણા માટે શું કરવું એનો પર્યાય શું એના વિષે વિચારવું જોઈએ તો પર્યાય માં જે બાપ દાદાઓ ખેતી કરતા હતા જંગલ ની ખેતી હતી પ્રાકૃતિક ખેતી હતી થવાતો બીજ જેરી ખેતી હતી કે જયારે રાસાયાની ખાતરો નો છટકાવ નોટો

શું કરવું જોઈએ ખેડૂત મિત્રો એ તો એની શરૂઆત કરી છે થઇ રહી છે અને કેટલા એ સ્વયંસેવી

ખેડૂતો ના ગ્રૂપો એમાં સક્રિય થયા ખેડૂતો અને ઉપભોગ ઉપભોગતાઓના ગ્રુપો પણ સક્રિય થયા એમ કરતા કરતા ધીમે ધીમે એનો જાગૃતિનું કામ ચાલી રહ્યું છે હમણાં હમણાં organic ખેતી પ્રાકૃતિક ખેતી સુંઘષતાલેકાર ખેતી ગોપાલ

ભારત માં ભારતવર્ષ માં આપણી ભૂમિ માં એની શરૂઆત થઇ ગઈ છે લખો લખો ખેડૂતો એમાં જોડાઈ ચુક્યા છે અને ધીમે ધીમે જોડાઈ રહ્યા છે જાગૃતિ આવી રહી છે અમે પણ એક અમારું ગ્રુપ green commando એટલે કે ધરતીને green રાખવા માટેના commando કે જેની ફરજ હોય ચોવીસ કલ્લાક ત્રણસો પાંસઠ દિવસ એની ચિંતા અને ચિંતામ માં રહ્યા કરે એના માટે દરકાર કરે અને commando ની જેમ ફરજ બજાવે એવી એક team અમે અ પૂજ્ય શ્રી વિષ્ણુભાઈ પટેલ ના સાનિધ્ય માં થઇ રહીએ છીએ અને કરીયે છીએ છેલા કેટલાક અમે આમ આગો પ્રયત્ન કર્યો છે અને અમે એવું શોધ્યું છે અમે એવું જોયું છે ધરતી ઉપર જેમ કે કેવી રીતે ખેતી કરી શકે અને સુધારણા માટે શું કરવું જોઈએ તો કમ્પોઝ ખાતર ખેડૂત કેવી રીતે બનાવી શકે એટલે કે કોઈ નું ઉછી નું આપેલું નઈ પોતે જ આત્મ નિર્ભર થાય પોતે પોતાની રીતે આ કરી શકે અને એના માટેનો ખર્ચો પણ નહિવત અથવા તો ખૂબજ ઓછો થાય અને પોતાની આગ આવડત પણએમાં અ વધારી શકાય એવી રીતના પ્રયત્નો અમે ચાલુ કાર્ય છે શું કર્યું છે તો જેમ કે જંગર માટે ક્રિષ્નકમોત જે મિશ્રતી જતી છે કે ક્રિષ્નકમોત એસેન્સ વળી હોય અથવા તો ગુજરાત ને એસેન્સ લગાડીને કે આવી રીતે mix કરીને આપતા હોય છે અને ઘણી વખત ખબર નથી હોતી bag ખોલીયે એટલે થોડોક વખત એની સુગંધ આવે બસમાતીની આમ તેમ પણ પછી આવતી નથી આ વખતે

એમને કેટલાય ખેડૂતોને છસો ત્રણ જેવું મફત ખાતર એમના ઘરે પોચડીને અને લગભગ લગભગ અગિયારસો બરસો ટન ખાતર આવી રીતે ખેડૂતોને પોચડીને આજોલ આપ્યા એમના ખેતરે ખેતરે જઈને કોનું ખેતર છે એની દરકાર કાર્ય વગર એ ત્યાં અપને ડાંગર ની અ માવજત કરાવડાવી અને તેના કારણે એટલું અદભુત પરિણામ મળ્યું કે જેની કોઈ હદ નઈ ત્યાર બાદ અમને વિચાર આવ્યો કે આ ડાંગર તો પકાવ્યું પણ આ ડાંગર નો સ્વાદ જેમને પકાવ્યું છે અને જેની માટે ચિંતિત છે એવા આપણા ખુબ પરિવાર ના સભ્યોને કેમ ના ચખાડો સ્વાદ પુષ્કળ મેહનત કાર્ય પછી એક મિલાન ને શોધી કાઢ્યા અને મિલિંગ કરાવીને બોવ જ વ્યવસ્થિત રીતે ઘેર ઘેર એટલા ચોખા લગભગ અ છસો થી સાતસો ટન એનાથી વધારે એટલા ચોખા ઘેર ઘેર અમે ક્રિષ્નાકમાલઃ માં પોહ્ચાડવ્યા અને એનો સ્વાદ એટલો અદભુત છે કે મારા એક મિત્ર ને તો કહ્યું કે ગમે તેમ કરીને મારા આવતા વખતે આ ચોખા રાખજો એટલે કે આ કરામત છે એક કુદરતી સ્વાદ ની અનોખા સ્વાદ ની જેના કારણે પર્યાવરણીય ખગોલીય અને જમીન ને લગતી બધી જ સમસ્યાઓ દૂર થાય છે સાથે સાથે ઉપભોગતાને cancer જેવી ભયંકર બીમારી નો સામનો

સમાજ ઉભો થશે તંદુરસ્ત ખાવાનું મળશે સ્વાદિષ્ટ ખાવાનું મળશે બિન રાસાયણિક ખાવાનું મળશે જેના કારણે એટલો ખોરાક માંથી અનાજ કઠોળ મેટ અત્યારે તો international milatior